રૂબી માં એરિથમેટિક રિલેશનલ ઓપરેટર્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું એરિથમેટિક ઓપરેટર્સ એર્થમેટીક ઓપરેટર્સ ઓપરેટર પ્રિસિડેન્સ ઓપરેટર પ્રેસીડન્સ રિલેશનલ ઓપરેટર્સ રીલેશનલ ઓપરેટર્સ અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1204 રૂબી 193 વાપરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને લીનક્સમાં ટર્મિનલ તથા ટેક્સ્ટ એડીટર કેવી રીતે વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે
તમે આઇઆરબી થી પણ પરિચિત હોવા જોઈએ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
હવે ચાલો એર્થમેટીક ઓપરેટરો વિશે શીખીએ
રૂબીમાં આપેલ એર્થમેટીક ઓપરેટરો છે
Addition એડીશન ઉદા
Subtraction સબટ્રેક્શન ઉદા
a બી
Division ડીવીઝન ઉદા
aબી
Multiplication મલ્ટીપ્લીકેશન ઉદા
Modulus મોડ્યુલસ ઉદા
ab
Exponent ઉદા
ab ચાલો આઇઆરબી વાપરીને આ એર્થમેટીક ઓપરેટરોને ચકાસીશું
Ctrl Alt અને ટી કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો
આપણી સ્ક્રીન પર એક ટર્મિનલ વિન્ડો દ્રશ્યમાન થાય છે
ઇન્ટરેક્ટિવ રૂબી ઈંટરેક્ટીવ રૂબી ને શરુ કરવા માટે ટાઈપ કરો આઇઆરબી અને Enter એન્ટર દબાવો
10 પ્લસ 20 ટાઈપ કરો અને Enter દબાવો
એડીશન ઓપરેશન થાય છે અને પરિણામ સ્વરૂપે 30 દ્રશ્યમાન થાય છે
આજ પ્રમાણે સબટ્રેક્શન અને મલ્ટીપ્લીકેશન ઓપરેશનો ભજવી શકાય છે
ચાલો ડીવીઝન ઓપરેટર પ્રયાસ કરીએ
10 સ્લેશ 4 ટાઈપ કરો અને Enter દબાવો
અહીં તમે જોઈ શકો છો કે પરિણામ નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં વિચ્છીત થાય છે જે કે ૨ છે
વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે આપણને એક ક્રમાંક ફ્લોટ તરીકે વ્યક્ત કરવાની જરૂર છે
100 સ્લેશ 4 ટાઇપ કરો અને Enter દબાવો
આપણને પરિણામ 25 તરીકે મળે છે
ચાલો હવે મોડ્યુલસ ઓપરેટર પ્રયાસ કરીએ
મોડ્યુલસ ઓપરેટર શેષને આઉટપુટ તરીકે પાછું આપે છે
ટાઈપ કરો 12 પરસેન્ટેજ સાઇન 5 અને Enter દબાવો
અહીં 12 એ 5 દ્વારા વિભાજીત થાય છે અને શેષ 2 ને પાછું અપાવાય છે
હવે ચાલો એક્સપોનન્ટ એક્સપોનંટ ઓપરેટર પ્રયાસ કરીએ ટાઈપ કરો 2 પછી બે વાર અસ્ટેરિસ્ક ચિન્હ અને ત્યારબાદ 5 અને Enter દબાવો
આનો અર્થ એ છે કે 2 ને ઘાતાંક 5 છે
તેથી આપણને આઉટપુટ 32 મળે છે
આગળ ચાલો ઓપરેટર પ્રેસીડન્સ વિશે શીખીએ
જ્યારે ગાણિતિક પદાવલીમાં અનેક ઓપરેશનો થાય છે ત્યારે દરેક ભાગનું મૂલ્યાંકન અને ઉકેલ એક પૂર્વનિર્ધારિત અનુક્રમનાં આધારે કરવામાં આવે છે જેને ઓપરેટર પ્રેસીડન્સ કહેવાય છે
આનો અર્થ એ છે કે ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતા ઓપરેટરો સૌપ્રથમ એક્ઝીક્યુટ થશે
ત્યાર પછીથી પ્રાધાન્ય ક્રમનાં આધારે આગળ આવતા ઓપરેટરો રહેશે અને એજ પ્રમાણે આગળ
આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે
ઉદાહરણ તરીકે 3 4 5 થી 23 આવે છે 35 નહી
એડિશન ઓપરેટર એડીશન ઓપરેટર ની અપેક્ષા મલ્ટિપ્લિકેશન ઓપરેટર મલ્ટીપ્લીકેશન ઓપરેટર ઉચ્ચ પ્રેસીડન્સ ધરાવે છે
અને તેથી તે પ્રથમ ઉકેલાશે
આમ ચાર પંચા વીસ આવે છે અને પછી ત્રણને 20 માં ઉમેરવાથી આઉટપુટ 23 મળે છે
ચાલો ઓપરેટર્સ પ્રેસીડન્સ પર આધારિત બીજા કેટલાક ઉદાહરણો જોઈએ
ચાલો ટર્મિનલ પર પાછા જઈએ
આઇઆરબી કંસોલને સાફ કરવા માટે સીઆરટીએલ અને એલ કી એકસાથે દબાવો
હવે ટાઈપ કરો 7 માઇનસ 2 મલ્ટિપ્લાય બાય 3 અને Enter દબાવો
આપણને જબાબ 1 મળે છે
અહી એસ્ટેરિસ્ક ચિન્હની અપેક્ષા એ માઈનસ ચિન્હને ઉચ્ચ પ્રાધાન્ય છે
એટલા માટે મલ્ટીપ્લીકેશન ઓપરેશન પહેલા ભજવવામાં આવશે અને ત્યારબાદ સબટ્રેક્શન ભજવાશે
ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ
કૌંસમાં ટાઈપ કરો 10 પ્લસ 2 સ્લેશ 4 અને Enter દબાવો
આપણને જવાબ 3 મળે છે
આ કિસ્સામાં ડીવીઝન ની અપેક્ષા એ કૌંસને ઉચ્ચ પ્રાધાન્ય છે
તેથી કૌંસમાં આવેલ ઓપરેશન જે કે એડીશન છે તે પહેલા ભજવાશે
ત્યારબાદ ડીવીઝન ભજવાશે
હવે ચાલો રીલેશનલ ઓપરેટરો વિશે શીખીએ
ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ
રીલેશનલ ઓપરેટરો કંપેરીઝન ઓપરેટરો તરીકે પણ ઓળખાવાય છે
રીલેશનલ ઓપરેટરો વાપરીને બનાવેલ પદાવલીઓ બોલિયન બુલિઅન વેલ્યુઓ પાછી આપે છે
રૂબીમાં આપેલ રીલેશનલ ઓપરેટરો છે ઇક્વલ્સ ટીઓ ઈક્વલ્સ ટુ ઉદા
ab ડોટ ઇક્યુએલ ક્વેશન માર્ક ડોટ ઈક્વલ્સ ક્વેશ્ચન માર્ક ઉદા
aeqlબી નોટ ઇક્વલ્સ ટીઓ નોટ ઈક્વલ્સ ટુ ઉદા
એ ઉદ્દગાર ચિન્હ બરાબર બી લેસ થાન લેસ ધેન ઉદા
એ બી ગ્રેટર થાન ગ્રેટર ધેન ઉદા
એ બી લેસર થાન ઓર ઇક્વલ ટીઓ લેસર ધેન ઓર ઈક્વલ ટુ ઉદાa થી નાનાનું ચિન્હ બરાબર બી ગ્રેટર થાન ઓર ઇક્વલ ટીઓ ગ્રેટર ધેન ઓર ઈક્વલ ટુ ઉદાa થી મોટાનું ચિન્હ બરાબર બી કમ્બાઇન્ડ કમ્પેરિઝન કમ્બાઇન્ડ કંપેરીઝન ઉદાa થી નાનાનું ચિન્હ બરાબર થી મોટાનું ચિન્હ બી હવે ચાલો આમાંના અમુક ઓપેરેટરોને પ્રયાસ કરીએ
ટર્મિનલ પર જાવ
આઇઆરબી કંસોલને સાફ કરવા માટે સીઆરટીએલ અને એલ કી એકસાથે દબાવો
ચાલો ઈક્વલ્સ ટુ ઓપેરેટર અજમાવીએ
10 ઇક્વલ્સ ઇક્વલ્સ 10 અને Enter દબાવો
આપણને આઉટપુટ ટ્રૂ ટ્રૂ મળે છે
ઓપરેટર ઈક્વલ્સ ટુ ઓપરેટરનાં જેવું જ છે
ચાલો તે પ્રયાસ કરીએ હવે 10 eql10 ટાઈપ કરો અને Enter દબાવો આપણને આઉટપુટ ટ્રૂ ટ્રૂ મળે છે
હવે ચાલો નોટ ઈક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીએ
ટાઈપ કરો 10 નોટ ઇક્વલ 10 અને Enter દબાવો આપણને ફળસે ફોલ્સ આઉટપુટ મળે છે
આ એટલા માટે કારણ કે બે ક્રમાંકો એકસરખા છે
Ctrl એલ એકસાથે દાબીને આઇઆરબી કંસોલને સાફ કરો
ચાલો હવે લેસ ધેન ઓપરેટર પ્રયાસ કરીએ
10 લેસ થાન 5 ટાઈપ કરો અને Enter દબાવો
અહીં જો પહેલું ઓપરેન્ડ ઓપરેન્ડ બીજાથી નાનું હોય તો તે ટ્રૂ ટ્રૂ દેખાડશે
નહી તો ફળસે ફોલ્સ દેખાડશે
આપણને ફળસે ફોલ્સ આઉટપુટ મળે છે કારણ કે 10 એ 5 કરતા નાનો નથી
આપણે હવે ગ્રેટર ધેન ઓપરેટર પ્રયાસ કરીશું ટાઈપ કરો 5 ગ્રેટર થાન 2 અહીં જો પહેલું ઓપરેન્ડ ઓપરેન્ડ બીજાથી મોટું હોય તો તે ટ્રૂ ટ્રૂ દેખાડશે નહી તો તે ફળસે ફોલ્સ દેખાડશે Enter દબાવો આ કિસ્સામાં આપણને આઉટપુટ ટ્રૂ ટ્રૂ મળે છે કારણ કે 5 એ વાસ્તવમાં 2 કરતા મોટો છે Ctrl એલ એકસાથે દાબીને આઇઆરબી કંસોલને સાફ કરો
આપણે હવે લેસ ધેન ઇક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીશું ટાઈપ કરો 12 લેસ થાન ઇક્વલ 12 અને Enter દબાવો અહીં જો પહેલું ઓપરેન્ડ બીજાથી નાનું હોય અથવા તેની બરાબર હોય તો તે ટ્રૂ ટ્રૂ દર્શાવશે નહીતર તે ફળસે ફોલ્સ દર્શાવશે આપણને આઉટપુટ ટ્રૂ ટ્રૂ મળે છે કારણ કે 12 એ 12 ની બરાબર છે આવી જ રીતે તમે ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ ઓપરેટરને પ્રયાસ કરી શકો છો
હવે ચાલો કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર અજમાવીએ

ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા એરિથમેટિક ઓપરેટર્સ એર્થમેટીક ઓપરેટરો પ્લસ માઈનસ એસ્ટેરિસ્ક સ્લેશ જે કે એડીશન સબટ્રેક્શન મલ્ટીપ્લીકેશન ડીવીઝન માટે વપરાય છે
ઓપરેટર પ્રેસીડન્સ રીલેશનલ ઓપરેટરો જે માટે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કરીશું આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
આ મિશન પર વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવાબદ્દલ આભાર